આમાંથી એક હોળી પર એક છોકરો ઊભો છે જેણે લાલ કાળા રંગનો શર્ટ પહેરેલો છે.

નીચે લાલ અને ભૂરા રંગની ચટાઈ છે જેના પર ડમ્બલ્સ પણ મુકેલા છે એક છોકરો અરીસામાં જોઈ રહ્યો છે.

ગજાનંદ ટિમ્બર માર્ટ ની દુકાન છે જેમાં હાર્ડવેર પ્લેબોર્ડ કિચન બાસ્કેટ ડોર લખેલું ચિત્ર મૂકેલું છે.

અને હાઇવે પર વચ્ચે બે સફેદ રંગના પટ્ટા દોરેલા છે જ્યાં વાહનોની લાઈન છે.

એક ઓરડો છે જેમાં એક કાચની બારી છે બટન નું બોર્ડ છે અને ત્યાં કાળા રંગનો પાઇપ છે.

દુકાનોમાં લાઇટ લાઇટ છે ત્રણ વ્યક્તિઓ ઉભા રહીને વાતો કરી રહ્યા છે દુકાનોમાં ઘણો સામાન લટકાવેલો છે.

બાંકડાઓ ગોઠવાયેલા છે બારણા પાસે ઉપર લખવામાં આવેલું છે કાચની બારી છે જેનો પડછાયો દીવાલ પર પડે છે.

ત્યાં ત્રણ વ્યક્તિઓ ઊભા છે જેમાંના એક વ્યક્તિએ લીલા કલર નું સ્વેટર પહેરેલું છે બીજા એ પીળા રંગનો શર્ટ પહેરેલો છે અને ત્રીજાએ મફલર બાંધેલ છે.

કમ્પ્યુટર અને ભગવાનના ફોટા ને તેમજ ઓઇલ ના સ્ટેન્ડ ને હાર લગાવેલા છે.